પીએચપીના મૂળભૂત ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
હું ઇકો ફંક્શન કેવી રીતે વાપરવું અને તમારા ટૅગ્સ કેવી રીતે સુયોજિત કરવા તે સમજાવા જઈ રહી છું
તમારા માંથી જેઓ એચટીએમએલ સાથે પરિચિત હશે તેઓ જાણતા હશે કે તમારું પૃષ્ઠ શરૂ અને અંત કરવા માટે આ એચટીએમએલ ટૅગ્સ વપરાય છે
તેઓ એચટીએમએલ પૃષ્ઠમાં મહત્વપૂર્ણ નથી
જો એચટીએમએલ એક્સટેન્શન તેને મળ્યું હોય તો તે ઠીક છે
જો કે પીએચપીમાં ટૅગ્સ જરૂરી છે
આ શરૂ થાય છે અને આ અંત થાય છે
મૂળભૂત રીતે તે માટે આ પ્રમાણભૂત સંકેત છે
જો કે આપણું લખાણ અહીં વચ્ચે આવશે
હવે મેં મારી ફાઈલ અગાઉથી જ હેલોવલ્ડપીએચપી helloworldફ્ફ્પ તરીકે સંગ્રહી છે
તો ચાલો તેનો સંગ્રહ કરીએ અને અહીં અંદર જોઈએ
ઠીક છે આ ક્ષણે તે પૃષ્ઠ પર કંઈપણ નથી પરંતુ આપણી પાસે પૃષ્ઠનું સુયોજન છે
તે એકદમ ઠીક છે
ઇકો ફંક્શન આ રીતે કામ કરે છે આપણી પાસે ઇકો છે કેટલાક અવતરણચિહ્નો છે અને એક લાઇન ટર્મીનેટર છે જે અર્ધવિરામ ચિહ્ન છે
અને આપણું લખાણ અહીં વચ્ચે આવે છે
ચાલો તેનો સંગ્રહ કરીએ અને રીફ્રેશ કરીએ
તમે જોઈ શકો છો
ઠીક છે અને આ ખૂબ જ ઉપયોગી છે તમે ઇકો ફંક્શન આ રીતે લખી શકો છો જયારે તમે તમારું એચટીએમએલ લખાણ ઇકો ફંક્શનની અંદર લખો છો ત્યારે આ બીટ્સ અહીં લાઈન બ્રેક નથી દર્શાવતું અને માત્ર તમારી જાણકારી માટે જો હજુ સુધી તમે એચટીએમએલ ના શીખ્યા હોઉં તો આ ઓછામાં ઓછું બેઝિક્સ શીખી લો કારણ કે આપણે તેનો ખૂબ ઉપયોગ કરીશું
તેના માટે તમારે પોતાનું એચટીએમએલ ઉમેરવું પડશે
તેથી લાઈન બ્રેક માટે ltબીઆરgt અને પછી ન્યુ લાઈન
આપણે આ રીફ્રેશ કરીશું અને તમે જોઈ શકો છો
આપણા એચટીએમએલનો સમાવેશ થયો છે
ઠીક છે તમારી જાણકારી માટે આ એક વસ્તુ છે જેમાં ઘણાં લોકો સંચાલન કરે છે160 ઈમેજ સોર્સ ઇક્વલ અને અહીં તમારી ફાઈલ આવશે
જો કે આ ક્ષણે આપણને ઇકો મળ્યું છે
આ બતાવે છે કે આપણે આઉટપુટ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને અહીં આ આપણા આઉટપુટનો અંત બતાવે છે
આપણે તેનો અંત અહીં નહીં કરીએ આપણે તેનો અંત અહીં કરીશું
તેથી તેના બદલે આપણને વિપરીત અલ્પવિરામ ની જરૂર પડશે
સામાન્ય રીતે તે આપણું ચિત્ર ત્યાં બતાવશે
ત્યાં કોઈ સ્પષ્ટ કરેલ ફાઈલ નથી પરંતુ તમને ચિત્ર મળે છે
તેથી ચાલો હું તમને બતાવું કે જો આપણે આ અંદર મુકીએ તો શું થશે અને પછી હું આ ટ્યુટોરીયલ સમાપ્ત કરીશું
આપણને પાર્સ એરર મળી છે
અંત કરવા માટે આપણને અલ્પવિરામ અથવા અર્ધવિરામની જરૂર પડશે જે સાબિત કરે છે કે આપણને અહીં આવતા આ પછી અર્ધવિરામની જરૂર છે
પરંતુ ખરેખર રીતે તે સાચું નથી
તેથી તેમને માત્ર વિપરીત અલ્પવિરામ તરીકે રાખો
ઠીક છે આ છે મૂળભૂત ઇકો ફંક્શન અને પીએચપી ટેગ
આશા છે તે શીખી તમને આનંદ થયો હશે
આઈઆઈટી બોમ્બે તરફ થી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમારઆભાર